એમ અનુ નામ છે વરડુ, માથે અનુસ્વાર નથી એમાં માથે અનુસ્વાર કરીએ ને તો વરડું કરીએ ને તો એ કઠોળ ઉગાડીએ એનો કોટો ફૂટે ને વરડું કેવાય. પણ અ તો છે વરડુ આ યાદ રાખવા જેવું છે, આવું ક્યાય મળશે નય જાણવા, તો આ રસ્વ દિર્ઘ ની આ જે ચિન્હ છેને એ બધા અજ્જુ છે. અને રસ્વ દિર્ઘ ના ઉ ના ચિન્હો છેને એ બધા વરડુ કેવાય છે, તો રસ્વ અને દિર્ઘ ને છંદ ની ભાષા માં લઘુ અને ગુરુ કેવાય છે

હવે ઈવો મ ગણ તો આ માં ગુરુ છે તો, ગુરુ ગુરુ ગુરુ

એતો અપડે હમણાં શીખશું પણ અત્યારે તો અપ્દને ખબર છે કે આ છેનેએ રસ્વ છે અને આ છેને દિર્ઘ છે અત્યારે એટલાનીજ જરૂર પડવાની છે પછી અપડે શીખશું પાછુ બધાજ અક્ષરો છેને. એ ખોડા છે ક ખ ત્યાંથી શરુ કરીયે બધાજ ઠેઠ સુથીના બધાજ અક્ષર ખોડા છે પણ એમાં અ હોય ને ત્યારે ક અખો થાય તેમાં આ ભળે ને ત્યારે ક થાય તો આ અ છેને એ રસ્વ છે અને આ છેને એ દિર્ઘ છે તો આ જયારે અપડે આ શીખીએ ત્યારે અપદને એક નિયમ જાણવા મળ્યો કે અ, ઈ ઉ ઋ એટલા રસ્વ સ્વરો છે આજે રમત રમીએ છીએ અપ્દને અ અને આ બે નિજ જરૂર પડવાની છે. પણ પછી અ બધા ની જરૂર પડવાની છે આ, ઈ ઉ આ અને પછી એ પછી ઐ ઋ પણ છે પણ અપડે એનું કામ નથી હમણાં ઐ ઓ

જયારે અ વ્યંજનો ના ઉપચાર માં અપડે એની અંદર સ્વર ભેળવવા પડે છે ઘર્ષણ વિના બાર પડે છે આ અ સ્વરો અ આ ઈ ઉ આ બધા સ્વરો અન ઉચારો ઘર્ષણ વિનાના બાર પડે છે એટલે અ બધા સ્વરો છે. અને આ વ્યંજનો ને જરૂર પડે છે એ બધા વ્યન્જનો છે તો અપડે હવે અણી વાત કરીએ તારા આ ગુરુ છે આ લઘુ છે કારણ કે અપડે જોયું કે આ એ દિર્ઘ છે. તો ગુરુ ગુરુ લઘુ હવે અણી વાત કરીએ ગુરુ લઘુ ગુરુ અની વાત કરીએ લઘુ. ગુરુ લઘુ સમજણ પડે છેને, જભાન એટલે એનો અર્થ આમ, જ વત્તા અ, ભા એટલે ભા વત્તા આ, અને ન એટલે ન વત્તા આવી રીતે જભાન બને છે જો આખો બની જાય આ ભ આખો બની જાય ન આખો બની જાય અવિરીતે જભાન બને છે એ બધાને લાગુ પડશે હવે ભાનસ માં. આ ગુરુ છે, આ લઘુ છે, અને આ લઘુ છે, ભાસલ હસ્વ છે એટલે લઘુ છે લઘુ છે લઘુ છે, આ લઘુ છે, આ લઘુ છે, આ ગ એટલે દિર્ઘ ભાળ્યો અને અપડે દિર્ઘ ને, છંદ ની ભાષા માં તો ગુરુ કિયે છીએ એટલે આ ગુરુ છે પણ છંદ ની ભાષા માં લખવું હોય ત્યારે લઘુ ગુરુ લખવું લઘુ એમ લખતા નથી લખવા માટે એ ચિન્હો છે, આતો બોવા માટેના છે યામતા એટલે લઘુ ગુરુ ગુરુ, માતા એટલે ગુરુ ગુરુ ગુરુ, તારા એટલે લઘુ ગુરુ ગુરુ, રાજભા એટલે લઘુ ગુરુ લઘુ

એની માટે ચિન્હો છે, લઘુ માટે ચિન્હ હે આવું ચીપ્ય જેવું અંગ્રેજી યુ જેવું ચિન્હ છે, અને ગુરુ માટે અમ ચિન્હ છે મારાથી લોકો છેને એ ચિન્હ માં અમ ચાંદલા અમ આવો લાંબો લીટો કરે છે તો એ આ ચિન્હ, ગુરુ માટે આવ્યું છે અને અ યુ છેને એ એ લઘુ માટે આવ્યું છે વૈષ્ણવ તિલક પણ આવું થતું હોય છે તો હવે અપડે એને હવે અપડે છંદ માં પ્રવેશ કરીએ છીએ બરોબર તો એ આમ છે લાગુ ગુરુ ગુરુ, આ ગુરુ એટલે ગુરુ ગુરુ ગુરુ આ ગુરુ આ ગુરુ ને લઘુ

લઘુ, લઘુ લઘુ ગુરુ એટલે લઘુ લઘુ ગુરુ

અપડે અવ શબ્દો ગોતી જોઈએ તો અપ્દને ખબર પડે કે આવું કેવી રીતે બની શકે જેમકે યામતા છે, તો એવો શબ્દ અપડે ગોતીયે કે જેમાં પેલા લઘુ પછી લઘુ હોય પછી ગુરુ હોય જેમકે જવાની થયું ને, લઘુ ગુરુ ગુરુ થયું ને, માતાજી થયું ને ગુરુ ગુરુ ગુરુ તો એવીજ રીતે .